દૂર ફોટા માં જોવા જઈએ તો સાઈડ પર કંઈક નાનું અમથું હેન્ડ પંપ જેવું દેખાય છે.

એક વચ્ચે મોટું ઝાડ દેખાય છે અને ઘણા બધા જંગલી ઝાડ પણ હોય એવું લાગે છે.

કલર કલર ની અલગ-અલગ ખુરશીઓ જોવા મળે છે જેમ કે ઓરેન્જ પીંક .

વિન્ડો પણ છે બારીઓ પણ છે ઘણી બધી અને બીજી ઘણી બધી છોકરાઓ માટે કરવાની પ્રવૃત્તિઓ છે.

બે છોકરી અને બે છોકરા નૃત્ય કરી રહ્યા છે લક્ષ્ય ઇન્ટરનેશનલ એકેડેમી લખ્યું છે પાછળ.

કન્સ્ટ્રક્શન સાઈડ નુ પિક્ચર હોય એવું લાગે છે કારણ કે ઘણા બધા મજૂરો ઉપર કામ કરી રહ્યા છે.

આ કોઈ હજામ ની દુકાન હોય એવું લાગે છે એક માણસ બીજા કસ્ટમર ના વાળ કાપે છે.

વાઈટ કલર ના મંદિરોમાં બે આગળ સાઈડ માં નાના ભગવાન છે અને વચ્ચે મુખ્ય દરવાજો હોય એવું લાગે છે ઉપ --

ખૂબ જ સરસ દ્રશ્ય આવું દ્રશ્ય તો એવા વાતાવરણમાં દેખાય છે.

સાઈડ માં ઘણું બધું લખ્યું છે બોર્ડ ગ્રીન કલર નું છે જેમાં વાઈટ કલર થી લખ્યું છે.

દૂર જોઈએ તો એક સીડી પણ જોવા મળે છે અને ઉપર ચડીએ તો ખબર નહીં લાઈટ હાઉસ હોઈ શકે છે અથવા તો પાણીની ટાંકી હોઈ શકે છે.

ખૂબ બધા ઝાડપાન છે અને તળાવ જેવું પાણી હોય તેવું દેખાય છે અને ખુલ્લુ આસમાન પણ છે.

ઘણી બધી અ જીમ માં વપરાતી ઇક્વિપમેન્ટસ કે બેન્ચ હોય એવું લાગે છે.

શેલ્સ માં ગોઠવ્યું હોય એવું લાગે છે અને નજીકથી જોઈએ તો ઉપર કંઈક ટંગાવ્યુ પણ છે જેમાં ફ્લેગ ના કલર્સ છે ઉ --

ખૂબ જ વાતાવરણ વાદળો થી ઘેરાયેલો છે અને ફોગ ફોગ પણ છે સારી એવી હરિયાળી છે.

આ દ્રશ્ય કોઈ કૅવ યા કોઈ હિસ્ટોરિક જગ્યાનું હોય એવુ લાગે છે.

ત્રણ સ્લેબ દેખાય છે સોલાર ના અને બંનેવ ત્રણે ત્રણ બ્લુ અને વાઈટ કલર ના છે અને આજુબાજુ ખૂબ જ હરિયાળી છે.